એટલે એ પીળું પીળું પાણી થઇ જાય છે એટલે એને પીલીપોખર કહેવા માં આવે છે

પણ બઉ મસ્ત છે રાધા રાણી એ એના મહેંદી વાળા હાથ ધોયા હતા એમ હા પછી તો પેલી જગ્યા એ ગઈ છે જુનાગઢ બાજુ ક્યા

હા હા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 શેનું છે. ઓલું જંગલ છ museam zoo જેવું છે. હા હા હા પ્રાણી સંગ્રાલય એને ગુજરાતી માં પ્રાણી સંગ્રાલય કહેવા zoo મતલબ હા ત્યાં કને એવું છે કે આ બધા જ પ્રાણી છે. વાઘ ચિત્તા રીંછ હરણ વાંદરા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

અને અહિયાં africa માં તો એવી ઘણી જગ્યા છે animals ની ને એવી બધી અહિયાં બઉ જ જગ્યા છે ત્યાં કઈ africa માં કઈ જગ્યા એ નૈર્રુંબી છે. પછી બીજી જગ્યા મસીમારા માં છે, પછી દર્દારનાર માં છે, પછી ઝામ્બિયા માં છે

ચંદ્એલાનીયા માં એક જગ્યા છે ત્યાં છે ને like વચે નદી છે અને અ એ નદી ની ઉપર છે ને એક પુલ બનાવેલું છ ને એ પુલ માંથી ચડી ને તમને animals ને જોવા ને જવું હોય તો પિંજારા માં નાખેલા છે animals તો એ લોકો ને તમને જોવા જવું હોય ને તો તને બઉ જ મજા આવે તમને તમે એમ્ન્મ નાં જી શકો કેમ કે એ જે નદી છે ને એમાં છે ને crocodile છે મગરમચ્છ હોય છે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 અને પછી પુલ બનાવ્યો છે ને તો અચી પુલ ની ઉપર તામ્ર ચડી ને જાઓ તો તમન crocodile કઈ કરે ની પણ તમને ચેતવતું રેવું જ જોઈએ પણ જગ્યા બૌ જ fine છે.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

તો એ બધા સિંહ હરે છે ને તમે લોકો હાલી શકો તમે સિંહ સાથે રમી શકો તમે સિંહ ને અડી શકો એવી રીતે મધુર છે. અને જંગલ માં છે એ બધાય તો તમે સિંહ ને અડો તો કઈ કરે નહિ એ નાં એ પાળેલા સિંહ છે તો એ તમને કઈ નાં કરે અચ્છા હમ પછી ત્યાં પણ ઓલા leopard ને leopard છે ચિત્તા ને રાયકા છે ત્યાં રેવા પછી perot ને રાયખ છે અરે વાહ Perot તો peroth પિંજરામાં માં છે કે ઉડતા હોય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 ઓહ અચ્છા Like બધા animals નો અલગ અલગ aria like એક સાથે નહિ ઓહ અચ્છા હા પણ બધા એક સાથે રહે તો બધા એક બીજ્જા નો શિકાર કરી લે ને means કે એક બીજા ને મારી નાખે એવું હા પણ એવું નહિ કે પિંજારા માં રાખેલા આમ ખુલ્લા માં જ રાખેલા ઓલું એ લગાવેલું હોય છે ખાલી પણ આમ છુટ્ટા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 એમ છુટ્ટા હોય animals અચ્છા એવી રીતે

એ જોવા જેવું જ છે ત્યાં નું વાતારવણ ને બધું તમને એમ લાગે તમે india માં જ છો એનું whether ને બધું india જેવું જ છે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 નાની દુકાનો તું ત્યાં ગઈ છે હા હું એક જ વાર હું એક વાર ગઈ છું. પણ એક વાર ગઈ છું પણ બઉ જ fine છે ને mind બઉ relex થઇ જાય તમે ત્યાં જાઓ ને તો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

અતો એ time નું છે. અચ્છા હા તો એ રીત નું છે બધું અને તા ત્યાં નું તો બધા ત્યાં option બી હોય તમને hotel માં રહેવું હોય તો hotel માં રહી શકો તમને તમાર પોતાનું ઘર રાખવું હોય તો તમે પોતાનું ઘર રાખી શકો. પોતાનું ઘર મતલબ ત્યાં ભાડે મળે કે આપડે રેવું કે પોત્તે લઇ શકીએ rent ઉપર અચ્છા તો ત્યાં નું rent કેટલું હોય અ depend કરે જો ત્રણ bedroom નો જાત હોય તો દસ હજાર હોઈ સકે એક રાત ના અચ્છા

તમે ત્યાં કને કેટલા દિવસ રહ્યા હતા.

અચ્છા ત્યાં મતલબ કેટલા દિવસ અમે લોકો રહ્યા હતા I think ચાર દિવસ ત્રણ રાત ને એક દિવસ ઓહો તો તો બઉ મજા આવી હશે ફરવા નની ત્યાં કને

ગયા હતા ને જો south cost north cost જવું હોય ને તો તમને ઓલું ફેરી હોય ને boat ઓલી મોટી boat કેવાય ને ફેરી હોય ને ફેરી

એમાં જવા નું એમાં જ તમે જી શકો બીજી side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 હા તો એક બે દિવસ અમે north cost માં રહ્યા ને બીજા બેદિવસ અમે south cost રહ્યા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 તો ત્યાં કને બધું boat થી જ ફરવા નું બીજે બીજું કઈ means છે. અને train ને એવું like તમને છે ને તમારી hotel હોય ને ત્યાં સુધી drope ના કરે like બઉ દુર drope કરે

હા અને પણ તમે ત્યાં જ્યાં હોય ને તો તમે તમ્મારી ગાડી માં જઈ શકો પણ પછી બીજા હમ બોલ બોલ તો જે south cost હોય ને એમાં તમને છે ને તમે I think ગાડી લઇ ને પહોચો north cost માં છે ને તમને ship થી જવા નું અચ્છા તો north cost માં શું છે ને south cost માં શું છે જોવા જેવું. એમાં એક જ વસ્તુ છે like આ south cost માં છે ને વધારે hotel ને એવું બધું વધારે ત્યાં છે. ને town ને light house ને એવું બધું ત્યાં છે south cost માં ને north cost માં

North cost માં ત્યાં અલગ અલગ બધા lighting થાય હા.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 અચ્છા Short boat માં કે પછી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

Indian ocean છોકરા વિશે જાણવા માટે કોલ કર્યો તો કે તે પઢાઈ માં કેમ આવો દેખાય છે તેમજ અમે જાણવા માટે ફોન કર્યો છે. એ ને nine stand માં પઢે છે ને તેનું બહુ physical મને એમ લાગે છે કે એ બહુ પઢાઈ માં નબળો પડ્યો છે એટલે મેં તમને ફોન કર્યો તો મેં એમ ટીચર ને મેમ ને પૂછી લવું કે તે કઈ રીતનો થાય છે એને શું શીખાડવાની જરૂર છે ninth stand માં રાહુલ ચૌધરી

હા એટલે એટલેજ

એનું focus ક્યાં જાય એમાં શું સુધારવાનું અમારે એમાં જરૂરત છે તે જાણવા માટે મેં તમને call કર્યો કે એને કઈ રીતનું અમે knowledge આપી શકીએ ઘરના અંદર કેવું એના હારે behave રાખીએ કે તે

હા but અ મેમ હું તો બહુ ઘરમાં હોતો નથી કેમકે મારે office નું કામ હોય છે એટલે હું બાયણે જ હોઉં છું મારી wife હોય છે ઘરે પણ તે પણ એવડું ભણતર કરેલી નથી તે અભણ છે એટલે હું અટઘટ ઘરે હોતો નથી મારી wife એને હોય તો તે પણ ઘર ના કામો માં busy હોય છે તો મારો છોકરો બહુ એકલોજ હોય છે ઘર માં

એ બહુ બાયણે પણ હમણાં બહુ નથી નીકળતો ઘરમાં જ બેઠો હોય છે study માં focus કરે છે પણ એનું focus જે છે ઘૂમી જાય છે

પણ મેમ હું તો business ના કારણે બાયણે જ હોવું છું એટલે હું વધારે એને prepare ના કરી શકું તમે સમજી શકતા હશો કે એક office office man ને આ life કેવી હોય છે busy but પણ try કરું છું હું બસ બેજ મિનિટ હલો અવે અવે હમ એટલે બહુ હા હા એવું છે શું કારણ હશે કે જે એટલું bad કરે હા મેં મેં અને તે ખુબ સમજાવું ને હું તેના સાથે બહુ જ friendly રહેવાનો try કરી રહ્યો છું કે જો friend તરીકે મને બધી એની problem છે જે કઈ પણ કે મારા હારે share કરે તો એનું mind fresh રહે એટલા માટે મેં ખુબ try પણ કરી એના સાથે friendly રહેવાની બટ પણ મારી સાથે બહુ કમ friendly રહીએ છે તો એના માટે મારે

નહીં મેમ last time જયારે તે મને કીધું તું ને પરીક્ષા નું result જયારે એનું ત્યાં હું એને ત્યારે હું એને થોડુંક ડાયટુ હતું but તે પછી મેં એને ડાયટુ નથી કોઈ દી એને એ હા મેમ એક slap મારીતી ને એ પછી મેં કાય નથી કર્યું તે પછી જ મારુ relation એના હારે થોડુંક weak થયું છે બાકી તો એ બહુ happy રહેતો ને મારી problem share કરતો હતો but હવે એ થોડો weakness દેખાય છે મને હવે હા હા મેમ

જેવા જ હા મેમ હા મેમ

હા મેમ એ એક mistake થઇ હતી એ બહુ stress છે interesting હતો dance માં ને sports માંને but તે મને અચાનક નું

graduation complete કરી હું મારી Job કરી લઈશ મને dancing માં હવે interest નથી તો સાહેબ મારા slapping ના કારણે આ બધું ઓછું કઈ થયું છે

હા મેમ એ મેં એને ઘણીવાર સમજાયું કે એને પણ time મળે છે એવું નહીં કે એ totally આખો દિવસ કામ માંજ હોય છે પણ તે ફાલતુ જગ્યા એ થોડુંક time નાખી દે છે જેમકે આ સીરિયલો છે સાસ બહુ ની તેમાં એ time waste કરી નાખે છે and આડોસ પાડોસ ની જે પાડોસ ના જે ઓળખીતા હોય એમાં એ time waste કરી નાખે છે એ રાહુલ છે તે એકલો થઇ જાય છે તે સિંગલ થઈ જાય છે મેં કીધું તું

હા તમારો અવાજ બહુ weak આવી રહ્યો છે હલો હલો હા હા clear આવી ગયું હા મેમ એનો charge કેટલો રહેશે મેમ month એ two thousand rupees બે હજાર રહેશે ને

અમે હું એને પણ મોકલી શકું એવું કઈ નહીં કે હું એને ના મોકલી શકું તે પણ પોતાના મન થી એને લાગણી થી લગાવ થી જો ધ્યાન દેશે તો શીખી શકશે હું તેને selection આપીશ કે તારે જવું હોય તો જા હું એને support કરીશ કે ભાઈ તું શીખ તને પણ જરૂર છે ને તારા નહીં મેમ મને પૈસા ની તો કોઈ કમી નથી but જે પૈસા આપડે invest કરીએ બરોબર એનો profit પણ આપણને મળવો જોઈએ એજ રીતે હું એક business man છું મારે business ના જ latest બધું વિચારવું પડે એમાં થોડું profit થવું જોઈએ જેમકે મારી wife ને હું બે હજાર ની નહીં પાંચ હજાર ના monthly payment આપું તમારું but મારી wife શીખી શકે તો મને એનો

હલો મેમ હલો હા તમારો અવાજ થોડો બહુ weak આવી રહ્યું હતું તમારો આવાજ તમે શું બોલ્યો કાંઈ ખબર નહીં પડી

હા મેમ તે એટલેજ મેં એટલે જ મેં મારી wife હા મેમ હું અત્યારે પણ જરાય પણ but મારી wife ને હું explain કરીશ કે ભાઈ તને ભણવાની જરૂર છે ભાઈ તું ભણ તું ભણીશ તો તારા છોકરા ને તું કંઈક ને કંઈક શીખવાડી શકીશ અને છોકરો આપડો life માં આગળ વધશે ને તે પણ મારી જેમજ business man બની શકશે બાકી તો આ બજાર માં કેવા self employer પડ્યા છે પણ મારે તેને એવું કામ નથી કરવા દેવું કાંઈ job લે job નથી કરવા દેવી તેને ખુદ ને એક business business હોય તેની પોતાની એક company હોય મારે તેને એવું બનાવું છે એટલે એને હું મારી wife ને પણ સમજાવી શકીશ કે ભાઈ તું ભણીશ તો તારા છોકરા ને થોડુંક knowledge મળશે તારા માંથી એટલે એને હું મોકલી દઈશ તારા વાઇફ ને સ્કૂલ માં અને તેનું time શું રહશે

નહીં મેમ નહીં મેમ જયારે તમે late કરતા હશો ત્યારે તમને કોઈ જાત નો tension નહીં રહે શું કામ કે મેં તમારી થી જે હમણાં ડિસકસ કર્યું તેમાં મને એવું લાગ્યું કે નહી તમે જે એક

thank you મેમ for time દેવા માટે અને uniform changing થાય છે મને એક વાત મળી છે કે school ના dresses છે તે change થાય છે and new dress design થઇને આવેલા છે એ new લેવાના છે એ શું સાચું છે

હા છે જ નહીં હા તે હા

હા મેમ છ હજાર બસો okay then

હા મેમ extra હવે

સમજાવી પણ શકો કે શું કામ ladies ladies ને બેહતર તરીકે સમજાવી શકે

અમ તેના માટે હું તેને સમજાવીશ જરૂરત પડવા માટે હું તેને force પણ કરીશ અને હું તેના તરફ થી sorry બોલું છું કે તે study and lesson નથી કરીને આવતો homework ઘરે થી નહીં મેમ તે lieing બોલી રહ્યું છે અમે હમણાં થોડાક દિવસો થી નથી ગયા but તે તેના friend સાથે બહુ time spend કરે છે ને i think કે એના friends છે જો તે bad habit ના છોકરાઓ છે જે ગલત items નું રાખે છે જેમકે સિગરેટ, દારૂ, જુગાર, માવો તેવું ખાવામાં બહુ ધ્યાન આપે છે I think બને કે એવા લોકો ભેગી તે વધારે time spend કરી રહ્યો છે હમણાં last three month થી બહુ time spend કરી રહ્યો છે એટલે ત્યાર થી જૂઠ બોલતા પણ શીખી ગયો છે મને આ બીજી ફેરા એવું લાગ્યું કે આ જૂઠુ બોલવા તમે આ તમારા મોઢે થી કીધું કે અમને એમ કહે છે કે અમે લગ્ન માં જાઈએ છે તો એ વાતની topic આપણી પહેલા જ વાત થઇ હતી time માંથી માટે એને છોકરા ને ફરાવવા લઇ જવું હમણાં નહીં જઈ શકતા દુકાન માં માટે business માં બહુજ કામ વધી રહ્યું છે એટલે એને હું હમણાં નથી time spend કરી શકતો અને આલો છોકરો જે છે રાહુલ અમારો તે તેના બે friends ભેગી time spend કરી રહ્યો છે એટલે તે જૂઠ બોલતા પણ શીખી ગયો છે